ફોરીચ લૂપના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ છેલ્લું લૂપ છે જે હું શીખવવા જઈ રહી છું
આ લૂપનું મૂળ આધારભૂત એ છે કે તે એરેની વેલ્યુ દ્વારા લૂપ કરશે
અથવા એરેના એલિમેન્ટો મને યાદ છે કે મારા અગાઉના ટ્યુટોરિયલ્સમાં મેં જણાવ્યું હતું કે એરેના એલિમેન્ટોને ઇડ ટેગ્સ પણ કહેવામાં આવે છે
એરેના એલિમેન્ટોને ઇડ ટેગ્સ ન કહેવાય
જ્યારે તમે એરે વેલ્યુ ઇકો કરી રહ્યાં હોવ અહીં આ ઇડ છે જેમ કે ન્યુમેરિકલ ઇડ આંકડાકીય ઇડ કીઝ કળો અથવા ટેગ્સ ટૅગ્સ તે માટે હું ક્ષમા ચાહું છું
તો ચાલો ફોરીચ લૂપ ઉપર પાછા જઈએ
હવે આપણે શરૂ કરવા માટે એક એરે બનાવીએ હું આને નંબર્સ તરીકે બોલાવવા જઈ રહી છું અને તે એક એરે છે
હવે આપણે આ બનાવવું પડશે
મેં તમને આ મારા પહેલાંના ટ્યુટોરિયલોમાં બતાવ્યું હતું અને આપણી પાસે સંખ્યાઓ હશે 1 2 3 4 5 6 7 8 9 અને 10
ઠીક છે
તો ફોરીચ આ પ્રમાણે છે તેથી આપણી પાસે ફોરીચ છે અને પછી અહીં આપણી શરત છે
મને ખબર નથી કે આને શું કહેવું
તો ચાલો હું એરેને નામ આપું જે નંબર્સ છે
અને પછી આપણે કહીશું એએસ અને પછી વેલ્યુ
આને આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ
આપણે તેને કઈ પણ કહી શકીએ પરંતુ હું વેલ્યુ લખીશ
અને પછી છગડીયા કૌંસ અંદર મૂળભૂત આદેશ એચો વેલ્યુ હશે
અને આપણે અંતે એક લાઈન બ્રેક જોડીશું અને ચાલો આ જોઈએ
તો આ આપણા લૂપ દ્વારા ઇકો થયું છે
લૂપ દ્વારા ઇકો કરવા માટેની આ ખરેખર સરળ રીત છે
તમે એક એરે દ્વારા ઇકો કરવા માટે અન્ય લુપ નો પણ ઉપયોગ કરી શકો છો
તમારે તેને જાતે લખવું પડશે તેમ છતાં તે કરવા માટેનો આ કદાચ સૌથી સરળ માર્ગ છે
તો જ્યાં સુધી તમે આ યાદ રાખો તમે તમારા એરે મારફતે ઇકો કરી શકો તમારા એરેના દરેક ભાગ પર ક્રિયાઓ કરી શકો છો અને પછી કદાચ તે નવા એરે માં સંગ્રહ કરી શકો છો
આમ છતાં હું તમને બતાવવા જઈ રહી છું કે કેવી રીતે તે સરળ રીતે બદલી શકાય
હવે હું શું કરીશ હું ૨ ગુણા નું કોષ્ટક બનાવવા જઈ રહી છું
તેથી હું આ રદ કરીશ અને હું નીચે પ્રમાણે કહીશ
તેથી મને અહીં એરેની સંખ્યા ટાઇમ્સ 2 ઇસ જોઈએ છે અને પછી આની બહાર નવી કિંમત હશે
તેથી આપણે એરેના દરેક એલિમેન્ટને ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ એરેની દરેક સંખ્યાને ૨ સાથે
ચાલો નંબર્સ કહી શરુ કરીએ
માફ કરશો આપણે વેલ્યુ કેહવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે આ વેલ્યુ નામના ચલમાં દરેક ફોરીચ એલિમેન્ટ સંગ્રહેલા છે
તેથી આમાંની દરેક કિંમત લૂપ દ્વારા વારાફરતી જશે
તેથી વેલ્યુ ટાઇમ્સ 2 ઇસ અને આ પછી આપણે કેટલાક કૌંસ મુકીશું
આ અંદર આપણે લખીશું વેલ્યુ ટાઇમ્સ 2
યાદ રાખો આ ગાણિતિક એટલે કે મેથેમેટિકલ ઑપરેટર છે એક અંકગણિત ઓપરેટર જે મેં તમને અગાઉ બતાવ્યું હતું
તે એક મેથેમેટિકલ ઓપરેટર છે પરંતુ યોગ્ય નામ અંકગણિત એટલે કે એરિથમેટિક છે ઠીક છે
આ બે સાથે ગુણાકાર થશે
હવે આ રસદાયક બનાવવા માટે હું શું કરીશ હું તેને ગુણજ એટલે કે મલ્ટિપલ બનાવીશ
નવા ચલ તરીકે અને અહીં મલ્ટિપલ 2 સમાન થવા જઈ રહ્યું છે
તેથી તમે હવે અનુમાન લગાવી શકો છો કે મેં મૂળભૂત રીતે તેને બદલી નાખ્યું છે
હું આ મારી પસંદ પ્રમાણે બદલી શકું છું ચાલો આ લોડ કરીએ અને રીફ્રેશ કરીએ
આપણે બ્રેક ભૂલી ગયા છીએ
તેથી ચાલો અહીં અંતે ઉમેરીએ
આપણે તેને વાંચી ન શકીએ
માફ કરશો 1 ટાઇમ્સ 2 ઇસ 2 2 ટાઇમ્સ 2 ઇસ 4 એ જ પ્રમાણે 10 ટાઇમ્સ 2 ઇસ 20 સુધી
આપણે જાણીએ છીએ કે આ બધું યોગ્ય છે આપણે આ બદલી શકીએ છીએ ચાલો કહીએ કે આપણે 10 નું કોષ્ટક ઈચ્છીએ છીએ
રીફ્રેશ કરો1 ટાઇમ્સ 2 ઇસ
ના આપણે આ 2 ને ગુણજ માં બદલવા ભૂલી ગયા છીએ
હવે તે આપણો નંબર ઇકો કરશે રિફ્રેશ કરો
તેથી 1 ટાઇમ્સ 10 ઇસ 10 2 ટાઇમ્સ 2 ઇસ 2 ટાઇમ્સ 10 ઇસ 20 10 ટાઇમ્સ 10 ઇસ એ હંડ્રેડ તેથી જયારે આપણે ગુણજની વેલ્યુ બદલીએ ચાલો 12 નું કોષ્ટક કહીએ
આપણી 2 વેલ્યુઓ બદલવા જઈ રહી છે
આપણને આ મળ્યું છે
તેથી આ ફોરીચ લૂપ અને અરે સાથે મેં ખરેખર મૂળભૂત મલ્ટીપલ પ્રોગ્રામ બનાવ્યો કે જેથી તમે તમારી પસંદની સંખ્યાના કોઈ પણ સમૂહ માટે ટાઈમ્સ ટેબલ જોઈ શકો છો
તો આ છે ફોરીચ લૂપ
આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડવા બદલ આભાર